ચોંપીને વાવવાથી બીજનો બગાડ થતો નથી, પાડવું પણ થતું નથી. કોદાળી કે દાતરડી જેવા સામાન્ય સાધનોથી જ કામ થઈ જાય છે. ગાંઠા ટુકડા કટકા કે કળીને એક એક ને નજીક નજીક ચોચોંપટી રાખવા વખતે ઘણો સમય લાગે છે. તેથી તેનું ખર્ચ પણ ઘણું વધી જાય છે. રોપવું. બહુ, બીજ બહુ બારીક હોય ત્યારે અલગ અલગ સ્થળે ધરું ઉછેરીને પણ રોપની રોપણી કરવામાં આવે છે. રોપ ઉંછેર માટે શરૂઆતમાં થોડી જ જમીન ચોકસારોકાઈ રહે છે. થોડી જગ્યામાં તેની પાવજત પણ સારી થાય છે. રોપવાથી સારા સારા છોડ પસંદ કરીને રોપવાની અંકુરતા રહે છે. રીંગણી મરચી કોબી ફ્લેવર ટામેટમેટી વગેરેના ધરુવાળીયા બનાવી પછી યોગ્ય સમયે તેને રોપવામાં આવે છે. કેળના બછડા અથવા અએટલે કે પિલાને પણ આ રીતે રોકવામાં આવે છે. ફળ જાતની કલકુંકલમોને પણ આ રીતે જ રોપવામાં આવે છે. ડાંગરનું પણ ધરૂ કરીને નાના નાના છોડને રોપવામાં આવે છે. વાવણીની આ ચારેય પદ્ધતિમાં બીજ સારા હોય તે જરૂરી છે. સારા બીજના લક્ષણો. કેળ સારી હોય વાવણી પણ સારી હોય પણ જો બીજની ઉ

આથી બીજ તો હંમેશા ઉત્તમ પ્રકારના જ હોવા જોઈએ. બીજની પસંદગી કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. બીજ સુધારેલું હોય તો તે certified છે કે નહીં તે ચપાચકતપાસવું. જો certified હોય તો તેને તો તેના label પર તેની જાત ઉગાવવાના ટકા ઉત્પાદન કાર્યની તારીખ અને વાવવાની છેલ્લી તારીખ અંગેનો અભ્યાસ કર્યા બાદ બીજ પસંદ કરવું. ઘણી વખત પરંપરાગત રીતે ઉત્તમ લક્ષણોવાળા બીજ પસંદગી કરીને કકરી કરીને ખેડૂતો સાચવતા હોય છે. આવા બીજ પણ ઉતરી કક્ષાના ઉપરી ઉતરતી કક્ષાના હોય એવું જ એવું નથી. વિશ્વાસુ વ્યક્તિ પાસેથી ખાતરી કરીને લેવું જોઈએ. બીજ પૂરેપૂરી પપૂરેપૂરું પરિપક્વ હોવું જોઈએ. પૂરતા પૂરના પૂરા કદનું નક્કર અને એકસરખા કદનું હોવું જોઈએ.

આથી ખર્ચો મોટો થાય છે અંકુરણશક્તિ બરાબર છે કે નહિ તે સમય હોય તો અગાઉથી સો દસ પચાસ સો બીજ વાવીને તપાસી લેવું જોઈએ. બીજ નવું છે કે જૂનું અને કેટલા બીજ ઉગશે કે નહિ, તે જાણવા માટે ડુંગળીના બીને પણ પાણી, ડુંગળીના બીને પાણી પર નાખવાથી જેટલા જ બીજમાં જેટલા જ બીજ પાણીમાં તરે એટલા નહિ ઉગે. જેટલા ડૂબી જાય તેટલા ઊગી શકશે, એમ પસંદગી કરવી જોઈએ. અથવા તાવડી પર શેકવાથી જેટલા બીજ ફૂટે તેટલા ઉગશે તેમ માનવું. બિયારણ ભેળસેળ વિનાનું એક જ જાતનું હોવું જોઈએ. ધૂળ કચરો કે અન્ય પાકના બીજ ભળી ગયા ન હોય તેવું શુદ્ધ હોવું જોઈએ. બીજના નમુનામાંથી થોડો નમૂનો લઈ તેની અશુદ્ધિઓ અલગ તારવી તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. બિયારણમાં નીંદણના બીજ ભળી ગયેલા હોવા જોઈએ નહિ. ઘણી સવખત કાળજી રાખવામાં ન આવે તો નવા જ પ્રકારનું નીંદણ આપણા ખેતરમાં આવી પડે છે. બહારથી આયાત કરેલા ઘઉંના બીજમાં કોંગ્રેસ ઘાસ નામે ઓળખાય છે તે નિંદણ બીજમાં આવ્યું ને તે આજે તો ચો-તરફ બેફાનપણે બબધે કબજો જમાવતું થાય છે. માટે બીજ નીંદણના બીજ વિનાનું હોવું જોઈએ. રોગમુક્ત બીજથી ઘણો લાભ થાય છે. જુવાર જેવા પાકમાં આંગળીયા

કીમતી બીજ લાવ્યા પછી બીજનો બગાડ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. જરૂર કરતાં વધારે ઊંડું વવાઈ ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ. ચોમાસે છીંછરા અને શિયાળે ભેજ ઓછો હોવાથી બીજ ઉંડા વાવવા જોઈએ.